ભારત મા વેપારી bank ઓ ખાનગી માલિકો ની જોવા મળે છે ઓગણીસો એકાણું માં અર્થીક પરિવર્તનો પછી ખાનગી શેત્ર માં અંતર રાષ્ટ્રીય bank ઓ નો પ્રવેશ પણ થયો છે ભારત માં અસંગીત નાણા બજાર માં bank જેવા કર્યો કરતી પેઢીઓ પણ જોંવા મળે છે અને સાથે સાથે સહકારી bank પણ અસ્તિત્વ માં છે પરંતુ

તેને bank કહેવાય છે અને તેજ ખરી bank છે આવી bank ને reserve bank ના બધાજ નિયમો અને ધારા ગણો લાગુ પડે છે છે મધ્યસ્ત bank દુનિયા ના દરેક દેશ માં એક મધ્યસ્ત bank હોય છે જે દેશ ની તમામ bank ની કામ ગીરી નું સંચાલન મુલીયાંકન અને અંકુશ ની કામગીરી બજાવે છે

તથા દેશ ના અસ્થીક હિત માટે જળાવાનુંવણ છે અથ તંત્ર પર નાણા ના હેર ફેરની અનેક અસરો થતી હોય છે

બાજવામાં આવે છે મધ્યસ્ત bank આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે ટુક માં મધ્યસ્ત bank અર્થ તંત્ર માં આર્થીક સ્થિરતા ની જવાબદારી સ્વીકારે છે ની મધ્યસ્ત bank એટલે reserve bank of indiaRBI ના નામએ ઓળખય છે ઓગણીસો ચોત્રીસ ના reserve bank of india ના ધારા મુજબ RBI ની સ્થાપના april એક ઓગણીસો પાત્રીસ માં થય હતી રૂપિયા પાંચ કરોડ ના ખાનગી મુળી રોકાણ થી RBI ની સ્થપાય હતી january એક ઓગણીસો ઓગણપચાસ RBI નું રાષ્ટ્રીય કારણ કરવામાં આવ્યું RBI દેશ ની સર્વોચ bank છે જે સમગ્ર banking શેત્ર ની કામગીરી પર ધ્યાન રાખે છે તેનું નીયંત્રણ કરે છે અને સાથે સાથે ભારત નાણકીય નીતિ કરે છે ભારત ની સર્વોચ bank તરીકે RBI નીચે ના કર્યો કરે છે ચલન બહાર પડવાનું કાર્ય રૂપિયા દે અને બે થી વાદ્ધું રકમોની નોટો છાપવાની બજારમાં મુકવાની ફરજ RBI ભજવે છે જયારે ચાલની સિક્કાઓ રૂપિયા એક ની કાગઝી નોટ ભારત સરકાર ના નાણાખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે પરંતુ સરકાર ના agent તરીકે RBI તેની વહેચણી કરવાનું કરવાની જવાબદારી નિભાવે છે સરકારી bankrbi કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો ની bank તેમજ નાણાકીય agent તથા નાણકીય સલાહકાર તરીકે ની ફરજ બજાવે છે agent તરીકે સરકાર ના bond સરકાર ના ખાતાઓ ચાલની સિક્કાઓ એક રૂપિયાની નોટ વગેરે નો વહીવટ કરે છે તથા સરકાર ને ધિરાણ પણ આપે છે RBI ભારત ની બધીજ schedule bank ઓ ની bank તથા નિયમન કર છે તે bank ની રોકડ

ત્યારે RBI હુંડીયામણ નો દર નકી કરે છે જયારે વિદેશી હુંડીયામણ નો દર બજાર માં તેની માંગ અને પુરવઠા ના આધારે નકી થતો હોય ત્યારે RBI બજાર મા વિદેશી હુંડીયામણ ની ખરીદી કે વેચાણ કરી ને વિદેશી હુંડીયામણ ની સરખામણી માં ભારત ના રૂપિયા નું મુલ્ય જાળવે છે આમ RBI ભારત ના ચલનઓ નું મુલ્ય અન્ય દેશો ના ચલન સામે જાળવવાની કામગીરી બજાવે છે RBI ભારત ના વિદેશી હુદીયમન ના જથ્થા ની સાચવણી કરે છે

ખાસ ધ્યાન આપે છે અપડા દેશ માં આજે પણ અનેક લોકો ને લોકો એ bank માં ખાતા ખોલાવ્યા નથી ઘણા લોકો તેમને ધિરાણ માટે ની જરૂરિયાતો માટે અ સંગઠિત નાણા બજાર પર આધારિત છે ધંધા ની ચુકવણી માં check ના બદલે cash દ્વારા કરે છે જેથી ની ખરી નોધ થય શક્તિ નથી અને તેથી નાણા નું મુલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણ માં જાણવાની મુશ્કેલીઓ થાય છે આથી RBI લોકો માં અંગે ની જાગરૂકતા લાવવા માટે પ્રયત્ન કરે છે ગામડા માં bank ઓ ની વધુ શાખા ખોલાવી તેવો પ્રયત્ન કરે છે વધુ ઓકો નાન્ક્ય લોકો સંગઠિત નાણા બજાર માં આવે તે માટે સતત પ્રયાસો કરે છે વળી લોકો ના હિત માટે સહકારી bank ઓ એ પણ bank પણ પ્રોહાત્સન આપે છે ભારત માં આર્થીક ભીનતા અને ગરમીન શહેર ભીનતા વધુ હોવાના કરને જયારે નાણકીય અથવા તો આર્થીક પર્વીવાર્તાનો આવે ત્યારે દરેક વર્ગ ના લોકો અને એકમોને અવ પરીવાર્તોનો નો લાભ મળવો જરૂરી છે RBIi આ માટે banking શેત્રે સતત પ્રયાસો કરતી રહી છે ધિરાણ માટે અગ્રીન્નતા દર્શાવતા શેત્રો જેવા કે ખેતી નાણા ના ઉદ્યોગો સ્વરોજ્ગારો તેમજ પરંપરાગત ગૃહ ઉધોયો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઉભી કરે છે લોક્કો માં banking અને નાણા વ્યાવસા વિષે ની જાણકારી અને જાગરૂકતા વધે તેમતે પ્રચાર કરે છે હાલમાં ના સમય માં પ્રધાન મંત્રી જન ધન યોજના નો સંચાલન RBI કરે છે વળી bank ના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ RBI કરે છે banking પ્રવૃત્તિ ઓ ના સુધારાઓ સંસ્તાધાનો ને વેગ આપવા માટે RBI દરેક પ્રકાર ના નાણાકીય આકડાઓ

નાણકીય નીતિ અને અર્થ્શાત્ર માં નાણા ની માંગ અને નાણા ના પુરવઠા નો સંચાલન અને નિયંત્રણ કરવા અંગે ની નીતિ નાણા ની માંગ અને પુરવઠા નો અસમ્તાલ હોય તો અર્થ ત્નાત્ર નો ફુગાવો કે માંડી સંજાય છે અંતર રાષ્તીર્ય બજાર માં નાણા ને મુલ્ય ને અસર પડે છે તથા અર્થ તંત્ર માં અસ્થિરતા આવે છે માટે નાણા ની માગ અને પુરવઠા નો સ્નાચલન અત્યંત જરૂર છે આ નાણકીય નીતિ માં સ્થિરતા લાવવા માટે નીતિ અરીકે પણ ઓળખવામાં આવે છે ભારત ના આ રીતે RBI દરેક bank ઓ ને પોતા ના અંદર માં રાખી અને કામ કરે છે જેથી કરી ને bank સહકારી bank ઓ હોય cooperative bank હોય કે પછી રાષ્ટ્રીય કૃત bank હોય દરેક ને RBI ના નિયમો સમાનતા રીતે લાગુ પડે છે આથી કરીને RBI એ દરેક bank ને જેમ જેમ વધુ ખાતા ખોલાય શકાય અને ગામ ના ના માં નાના માણસ સુધી પણ bank નો વહીવટ પહોચી શકે

નાના માં નાના ગરમીન વિસ્તારો માં પણ એક થી વધારે bank ઓ જોવા મળે છે જેથી કરીને ખેડૂતો, નાણા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, ગ્રુક ઉદ્યોગો પશુ પાલન વિભાગ, વગેરે ને દરેક ને પોત પોતાની રીતે bank દ્વારા વહીવટ કરવામાં સરળતા મળે છે તેમજ દરેક પ્રકાર ના ખાધન પાકો પણ એના ઉત્પાદન અને તેની વહેચણ ની વ્યવસ્થા થાય marketing yard થયા પછી તેનો સિધ્ધો વહીવટ bank ઓ દ્વારા થાય છે આ રીતે દરેક દેશ માટે bank એક અગત્ય નું માળખું છે જે તેના વિકાસ વૃદ્ધિ દરમિયાન સંતુલિત રાખે છે

સરકાર આપની માટે જેજે યોજના ઓં બનાવે છે આપણીસુધી ખુદ આપણા બાળકો હોયકે Familymember માં હોય ઘણા ઘણા વ્યક્તિઓં જે Education ના લાભ વિશે જાણતાજ નથી આપણે બાર ક્યાક જઈ એ ત્યારે આપણે ખબરજ પડતી હોય છે કે આવા આવા લાભ છે ત્યારે આપણે લાભ મળતા જ નથી સાચી વાત છે સરકાર પુરીરીતે કોઈ યોજના બાર પાડતીજ નથી કે લોકોને પુરીરીતે આવી રીતે જાણ થઈ શકવી આવી રીતે લોકો Use કરી સકે લોકો સુધી પૂરી માહિતી પોચવાજ નથી દેતી સરકાર એ જ તેને સરકાર ગડીક વિદ્યાર્થીમાટે Family માટે ગરીબ વર્ગમાટે કેટલું કેટલું કરતા હોય છે Woman મહિલાઓં માટે કેટલી કેટલી યોજના ઓં બાર પાડતા હોય છે એ આપણે સમાજ વચ્ચે જે મહિલા ઓં છે જે ને એયોજના ઓંની જરૂર છે તે યોજના નો કઈ ખ્યાલજ નથી હોતો કઈ સમજણ જ નથી હોતી આ યોજના કઈ છે કઈ રીતે એનું આપણે ફાયદો ઉઠાવી શકીએ

યોજના પોચેકે નહિ લોકો ને આવી રીતે ગરીબાઈ દૂર થઈ સકે રોજગારી મેળવી સકે પૂરી માહિતી આપીએ તો લોકો Use કરતા થાય ને સરકાર પૂરી માહિતી બાર પાડવાજ નથી દેતી એજકે અમુક અમુક નિયમ મો અમુક અમુક યોજના ઓં માણસો સુધીપોહ્ચતીજ નથી એ લોકો ની ગરીબી દૂર કઈ રીતે થાય ને એ મોટો પ્રશ્ન એમન મજ ઉભો રે છે ઈલોકો કે છે કે આપણે એક યોજના બાર પાડીએ છીએ જેથી ગરીબી દૂર થઈસકે પણ યોજનાનો ખ્યાલ હોવો જોઈએ જાણકારી હોવી જોઈ એ Family છે કુંટુબ છે તે સુધી પોચીચ નથી સકતી કે તે પોતાની ગરીબાઈમાંથી બાર આવી શકે હેને

એજ તેને Yar કે યોજના બનાઈદેવી યોજનાનો અમલ કરીદેવોઅને યોજના ની જાણકારી અમુક અમુક શેત્રો સુધી તમે પોહચાડી દો પણ એ યોજના ને ખરેખર લાભ

સાચી વાત છે ગરીબો સુધી પૂરી યોજના ઓં પૂરી માહિતી કઈ વસ્તુ પોચવા જ નથી દેતા એ જતેનેગરીબ ને જે યોજના ની જરૂર છે એલોકો ની ખાનપીન નીહોયકે રાસનીહોયકે કાઈપણ યોજનાઓછે ઈલોકોને આપણે અમીરવર્ગ છે કે જે નોકરીયાત વર્ગ છે એની શું જરૂર છે યોજનાની ઈ પેલાતો ગરીબ કરતાં પેલા એ યોજનાનો લાભ ઉઠાવીલે

આપણા રાજકરણમાં અમુક રાજ્ક્ર્મીયો છે જ એવા કે પોતેજ ગરીબી વધારો કરી રહ્યાછે માંરા મુદેમુજ જાણું ત્યાં સુધી પોતેજ ગરીબીનો ઉધાર કરી રહ્યા છે ગરીબીને વધારી રહ્યા છે બાકી ગરીબી તો ક્દાચ એક એક જગ્યા એ એક એક ગામડાંઓમાં એક એક ઘર માં

ભંગ કરી એ યોજના મૂકી ડે છે સાચી વાત છે યોજના ઓં ગરીબ સુધી પોહચે પોહચે ત્યાં સુધી યોજના પૂરી થઈ ગઈહોય યોજના બંધ થઈ ગઈ હોય યોજના એજ્તે ને Yar કે યોજના બનાવી એમ અમલીકરણમાં મુકવા માં આવી લોકો એ ફાયદા ઉઠાવી લીધા પણ છે લે જયારે ગામ સુધી પહોચતી હોય છે ને જ્યાં ખરેખર પહોચવી જોઈએ તે છેવટેત્યાં પોહચે છે તેમ છતાં એ લોકોને કેવા માં આવે છે

સાચી વાત છે ગરીબો સુધી પુરતી યોજના ઓં પોહ્ચાડવા માં આવે ને તો આજે ગરીબો ગરીબ ના રે પુરતી રોજગારીતો ઘર પુરતીતો ઈમેળવી જલે એજ્તેને જે ગરીબને મળવું જોઈએ એ આપણા અમલીકરણ મોટા મોટા રાજકારણીઓં માણસો છેએ જે અમીરવર્ગ ના માણસો છેએ જે યોજના લઈને બેઠા છે એ લોકોને શું જરૂર છે

પછી પાછા કે છેકે અમારા દેશમાંથી ગરીબી દૂર કરશું પણ આમ ગરીબી દૂર કાય થવાની નથી જો આવી રીતના ચાલશે તો

એમની જેવાજ અમુક માણસો લાભ ઉઠાવી જાય છે અને આ બધું થાય છે અને ગરીબવર્ગતો એમન મજ રહીજા વાનો છે સાચી વાત છે ગરીબવર્ગસુધી આ યોજના પોહચે ત્યાર સુધી માંતો યોજના પૂરી થઈ ગઈ હોય છે અને બને ત્યાર સુધી યોજના ત્યાં પોહ્ચતી જ નથી ગરીબો સુધી

પણ ખરેખર ગરીબને તમે તે માહિતી પૂરી પાડો છોકે જેથી તે એનો ફાયદો ઉઠાવે અને પોતાની ગરીબીમાંથી થોડાક તો બાર નીકળે ચલો પૂરે પૂરી ગરીબી તો ન્હીજ જાય પણ થોડીક ગરીબી માટે બાર નીકળી સકેશે પોતાનું ખાનપીન પોતાનું

સાચી વાત છે વિદ્યાર્થીઓંને તે અત્યારે Schlarship આપશે આટલી આપશે આટલી આપશે પણ વિદ્યાર્થી સુધી પણ Scholarship જેટલી કીધી હોયને એટલી તો પહોચતી જ નથી

સાચી વાત છે પુરતી યોજના ઓજ નથી મળતી એના લીધે કેટલા વિદ્યાર્થીઓંનું શિક્ષણ અધૂરું છૂટી જાય છે પુરતું શિક્ષણ નથી મળતું ગણી Problem થાય છે વિદ્યાર્થીઓંને કેટલા વિદ્યાર્થીઓંતો બિચારા અમુક ના ગરીબ Family એવું વિચારતી હોય છે અમે શિક્ષણ પુરુંપડશું સરકાર અમને Help કરશે સરકાર ની અમુક અમુક યોજના હેઠળ હું મારા બાળક ને Study કરાવીશ પણ એ અમુક Time સુધીજ હોય છે જેમ જેમ એ આગળ જતા જાય છે તેમ પોતે પોતે સરકારજએ લોકોને લાભ પુરા પાડવા જ નથી દેતા પુરી પાડીજ નથી શકતી સરકાર આપણી એ લાભ સાચી વાત છે જો યોજના ઓતો ગણી બાર પાડે છે Student માટે કેટલી બધી છે મહિલાઓં માટે કેટલી છે પણ પુરતી માહિતીજ નહોવા ના કારણે કોઈ Use જ નથી કરી શકતું

પરિસ્તી એવી સર્જાય રહી છે જેમાં મહિલાઓમાટે બવ ખરાબ છે એની યોજના ઓં પણ પૂરી પાડેછે અને ગનીવાત કરીએ એકસોએકીયાશી આમ છે તેમ છે વિધવા સહાય છે ઘણું બધું એ યોજના ઓં છે જે Grils માટે છે Woman માટે છે મહિલા માટે છે જે પોતાનું રક્ષણખુદની જાતે કરી સકે છે એ માટેની યોજના છે પણ નેવું ટકા એવા એવી વસ્તી છેકે જેને આ યોજના વિશે કાય ખબર નથી કે આ યોજના શું છે અને આ યોજના નો શું ફાયદો છે સાચી વાત છે પુરતી માહિતી ન હોવાના કારણે મહિલા ઓં પૂરી યોજના નો Use જ નથી કરી સકતી કે એના માટે કેટલી બધી યોજના આઓ છે એ કેવી રીતે Use કરી સકે છે કેવી રીતે પોતે પગભર થઈ સકે

એટલેજતે ને Yar મહિલાઓ કરીને કેટલું કરશે એમજ હોયને બચારાને ઘરમાં જ સીમિત રહી જવાનું છે લોકો માટે યોજનાઓ ઘર રહીને પોતાનું ભવિષ્ય સુધારી સકે તેવી કેટલી યોજના હોવા છતાં

સાચી વાત છે ઘણાબધા Course સરકારીજેમાં એ લોકો કેછેકે તમે Course પૂરો કરશો પછી તમાંરા માટે અમે Loan આપ્સુ પૈસા નું ધીરાણ કરશું Course પૂરો થાય ત્યારે લેવા જીએ Loan કે એવું મળતું જ નથી એ વાતતો છે જે Course એક વર્ષનો હોય છે તે પૂરો કરી પછી અપને ગમે તેટલી Detail હોય છે ને બધી માહિતી પૂરી પાડીએછીએ અંતે આપણે સાંભળવા એજ મળે છે તમે એમાં કરી નહી શકોઅને નિરાશ જ થવું પડે છે છેવટે

Woman માટેની કેટલી સારી સારી યોજના ઓ છે જે આપણે ઘણવા બેસીએતોય ઓછી પડે એવી યોજના ઓ છે પણ આપણે ખુદને ખબર નથી કેટલી કેટલી યોજનાઓ છે અન કઈ રીતના છે એ બધી માહિતી માહિતીથી દૂર છીએ આપણે એ માહિતી પોહચી નથી સાચી વાત છે ખરેખર મહિલાઓને બાળકો ને ગરીબવર્ગને યોજના ઓંની માહિતી હોવી જરૂરી છે જે આપણે પૂરી પાડવામા નથી આવતી સરકાર દ્રારા માહિતી યોજના ઓ બારતો પડી જતી હોય છે પણ આપણા સુધી પોહ્ચાડ વામાં સક્ષમ નથી

આપણા દેશ ની સરકાર આમ કેવાય ને પોતે નિયમ ઘડે છે ને અને નિયમ નો દૂર ઉપયોગ નિયમ નો ભંગ કરવા વાળા આપની સરકારમજ બેઠેલા છે હા સરકારજ યોજના ઓં બાર પડે છે યોજના ઓં ની અધુરી જાણ કરે છે અને પછી કોઈને ગરીબોને એ યોજના નો Use જ નથી કરવા દેતી આપણે જોયું ભી છે ને યોજના ક્દાચ આવ્સેને તો બે ત્રણ દિવસ અઠવાડિયુંછે મહિના છે કે થોડો Time સુધીજ યોજના બાર થોડે થોડે અંતર સુધી જશે જ્યાં પોચવી જોઈએ જે શહેર સુધી ગામડાં સુધી જે વ્યક્તિને યોજનાની જરૂર છે ત્યાં સુધી પોહ્ચવી જોઈએ ત્યાં સુધી પોહ્ચતી જ નથી ક્યારે યોજના અને એ યોજન પોચવા છતાં પણ યોજના પુરીજ થઈ ગઈ હોય છે યોજનાનું કઈ કામજ નથી હોતું સાચી વાત છે મહિલા ઓને અત્યારે કેટલી યોજના ઓં આપે છે સરકાર કે છે સ્ત્રી Pregent હશે ત્યારે આટલા પૈસા આપશે દીકરી આવશે આટલા આપશે ખરેખર જયારે લેવા જીએ છીએ સાબિતી દીખવી એ તોય મળતું તો કાય નથી હા એ ખાલી બોલવા ના નિયમો હોય છે બાર પાડીન ખુદને ખુદ પછી નિયમને થોડીક વાર ચલાવશે પછી ખુદને ખુદ બંધ કર દેશે આ નિયમ અમલીકરણનથી થતો વિધવાઓં માટે કેટલી બધી સહાય આપવામાં આવે છે કેટલા બધા નિયમો છે વિધવાઓને આમ કરશું તેમ કરશું પણ જયારે કરવા જઈ ત્યારે ખબર પડતી હોય છે આવું બધું કાય હોતુજ નથી સાચી વાત છે સરકાર પોહ્ચવાજ નથી દેતી ત્યાં સુધી જે બાબત જે માહિતી જે વસ્તુ જે વ્યક્તિ સુધી પોહ્ચવી જોઈએ ગરીબવર્ગ સુધી પોહ્ચવી જોઈએ ને ત્યાં નથી પોહ્ચતી ખરેખર નકર આપણા દેશ ની અડધી ગ્રીબીતો એમનમજ દૂર થઈ જાય સાચી વાત છે સરકાર જે દિશા માં એમને કાર્ય કરવું જોઈએ એ દિશા માં એકારતી જ નથી પોતાનુજ જોવે છે ખાલી પોતાને પતે રાજકારણમાં આવીજાય છે અને પોતાનું જોવે છે પોતાના પોતાનું સારું કરે છે બાકી ગરીબવર્ગ ને વિચારતો કર્યી નથી ક્યારેય ગરીબવર્ગ ના વ્યક્તિઓં કેવી રીતે ત્યાં સુધી ત્યાં પોહ્ચ્તા હશે સાચી વાત છે ગરીબો સુધી યોજના ઓં પોચતીજ નથી જેના લીધે ગરીબ ગરીબ રે છે અમીર વધારે અમીર થતું જાય છે હા એજ તેને જે યોજના ખરેખર ગરીબને લેવી જોઈ એના બદલે ઈલોકો પોતે પોતાની જાતેજ યોજનાનો અમલીકરણ લઈને પોતેજ ફાયદો ઉઠાવી ને પોતે આગળ વધતું રે છે બાકી ગરીબવર્ગ તો એમનામ જ રે છે લાચાર

એવી યોજના ઓ ગણી બધી છે પણ આપણે Girls સુધી મહિલા ઓ સુધી પોહ્ચીજ નથી સાચી વાત છે ખરેખર મહિલા School મહિલા ATM મહિલા College આ બધે યોજના ઓં ની જાણ કરવા જાવું જોઈએ સેમીનાર કરવા જોઈએ જ્યાં જ્યાં સેમીનારથાય છે તેના કાય ફાયદા થતા નથી અમુક અમુક જગ્યા એ એવું છેકે લાભ લેવોકે ના લેવો વિચાર આવા મડે અમુક અમુક Girls ખરેખર પરીસ્થિતિમાં પડેલી છે જે મુશ્કેલી માં છે એને તો ખબરજ નથી કે આવી યોજનાઓ પણ છે ખાલી Phone સાથે લઈને ફરવામાં નહી પણ Phone ની અંદર એવી એવી સુવિધા છેકે આપણી Life ને આપણું રક્ષણ કરી શકે છે એક સો એક્યાશી જેવડી કેટલી મોટી Helpline છે આપની માટે Girls ગમે ત્યાં ફસાણી હોય તરત આવીને આપની Help કરી શકે છે સાચી વાત છે ઘણા લોકોને એ HelpHelpline number ની એવી કાઈ જાણજ નથી હોતી મહિલા ઓને એજ છેને ઘરમાં રેતી અમુક અમુક Grils છે Woman છે એમને ખુદને ખબર નથી કે નહી ભાઈ Police માટે સો Number હોય છે ખુદની રક્ષણ માટે એક સો એકીયાશી Number હોય છે જેથી આપણે ખુદનું રક્ષણ ખુદ કરી શકીએ છીએ સાચી વાત છે એના માટેજ મહિલા College જેટલી હોય ત્યાં સેમીનારકરવા જોઈએ આ લોકો એ બધી દિકરીઓ ને છોકરીઓનેજાણ કરવી જોઈએ હમ અમુક અમુક યોજના ઓમાટે ગણું બધું સરકાર કરે છે પણ અમુક અમુક યોજનાઓ પોહ્ચવી જોઈએ જે ક્ષેત્ર માં જાવી જોઈએ નયા પોચતી નથી ખાલી બનાવી દેવા માં આવેછે અને દેખાડી દેવામાં આવે છે કે સરકારે એટલી વસ્તુ ઓ બનવી છે આવી રીતે આટલું આટલું બાર પાડીંયું છેપણ ખરેખર જે યોજનાનો લાભ જેને ઉઠાવો જોઈએ ત્યાં સુધી પોચાડવાની જરૂર હોય છે

એજ તેને એના કારણે અમુક અમુક Girls અમુક અમુક Woman છે પોતાના સપનાઓ અમુક અમુક નું Study છે જેવી છે એમનું એમનમ પતાવીને પોતાની Family માજ રહી જાતી હોય છે કારણકે દેશ ના અમુક અમુક બાબતો એવી થઈ રહી છે મહિલા ઓં માટે કે ખુદ બાર ભણવાભી જાય છે study પુરું કરવા પણ જાય તો પોતાના રક્ષણ માટેનો વિચાર કરીને પોતાનું Study છોડી દે સાચી વાત છે એના માટે જ તે બધી મહિલાઓને ખબર હોવી જોઈએ કે એક સો એક્યાશી શું છે મહિલા સુરક્ષા ખાતું શું છે બધી ખબર હોવી જોઈએ એજ તેને હજીતો ગણી બધી યોજનાઓ એવી છે મહિલાઓ માટે કે પોતાના કાઈપણ એવું હોય કાઈ પણ સંજોગ એવા બને કે જેની પોતાની Family ને નથી કઈ સકતી પોતાની જાતેઈ એક એવા Centre માં એવી યોજના માં જઈને પોતાની કાઈ પણ રક્ષણ માંગી શકે પોતાની Safety માટેના કાયદાઓ નિયમો એ કરીશકે પોતાની માટે એવી એવી યોજનાઓ બાર પાડી છે પણ એ ત્યાં પોહ્ચવી જોઈએ ત્યાં સુધી પોહ્ચતી નથી તેના લીધે કોય Grils કે મહિલાઓને ખબર નથી કે આવી આવી યોજના ઓં આપણા દેશ માં ચાલી રહી છે